આપડે એને side પર થોડુક લઈ લીધું ને હવે, હવે બધાની property આપડે search tool box પણ બંધ કરીયે property ને આપડે પાછી ચાલું કરી દઈએ અને અહિયાં આપડે જે પહેલું label છે એને પકડીશું અને એની, text આપડે કર્યું છે username લખીએ કરીયે અને enter આપીએ ત્યારપછી જે બીજું label છે એને પકડીશું એ આપડે પાછળ એનું label કરવું છે એટલે અહિયાં આપડે પાછળ લખીએ, અને enter આપી દઇશું. પહેલું text box છે પહેલાં text box ને પકડીશું ID માં જઈશું ID કરી છે text username લખી અને enter આપી દઇશું. બીજું text box પકડીશું એને આપડે કર્યું છે text user પાંચ password માટે user પાંચ લખી દીધું અને એનો text mode છે એ text mode આપડે,

અને એની ઉપર CSS class છે એનો cssclass આપણે બદલીએ અને user button જે આપડે already CSS માં લખ્યું છે એટલે અહિયાં દેખાય છે એટલે એ લઈ લઈશું જો તમારે જોવું અહિયાં મે css button select કર્યું, એની effect પણ તરત જ તમને જોવા મળે છે અને એની ઉપરની જે text છે એ text આપડે લખી દઇશું log in sir અત્યારે મે બવ સાદું formatting કરેલું છે તો તમે જેટલું, formating કરવામાં એવું બધુ થાય એ તમે CSS થી કરી શકો ત્યારપછી આપડે બીજું button પકડી લઈશું ને ID આપડે કરી દઇશું CSSnew user enter આપી દઇશું. એને આપડે CSS class ની અંદર user button લઈ લઈશું text ની અંદર આપડે લખી દઇશું new userenter આપી દઇશું એટલે આ બધી રામાયણ set થઈ ગઈ હવે આપડે ragistration form માટે,

માનો જે છેલ્લું column છે એને select કરી mouse button click કરી અને cut કરે છે આપણે બેજ column મડીજાય ત્રણ row તો already છે લેબલ ની ઉપર double click આપી દેઇશુ password માટે નું એક લેબલ લઇ લઈશુ એની બાજુ માં આપડે click કરીશુ અને text box લઇ લઈશુ એક name માટેનું બીજું આપણે લઇ લઈશુ password માટે નું હવે અહિયાં આપણે confirm box પણ જોઈએ છે માનુએલ ની અંદર હું અત્યારે confirm લખવાનું ભૂલી જાઉં છું પણ આપને ખબર છે કે લખવાનું છે એટલે આપડે લઇ લઈશુ એક એની બાજુ માં text box લઇ લઇ અને પછી આપણે એ પાછળ આઇ અને એક tab key આપી આપસી એટલે ન OTD ની એ નથી જશે કે જેની અંદર આપણે બે button લઇ લઇસ એક button લઇ લઇસુ cancel માટે અને બીજું button લઇ લઇસ register માટે એ લઇ લીધી હવે આપણે બધાને સેટ કરતે જૈયે હવે તમે અહિયા જઈને પણ તમને ના ફાવતું હોય તો તમે અહિયા પણ જોઈ શકો છો તો આપડે આ રીતનું check બનવાનું છે આ user name password confirm password અને એની બાજુમાં આપણે આ ત્રણ Box જોઈએ છે બે button જોઈએ છે તો એ આપડે અહીંયા બનાય રહીયા છે તો આપણે એને સેટ બરોબર કાર્ડીયે પેલા ત્યાર પછી આપણે આને લેબલ ને પકડીયે લેબલ ને અંદર આપડે પેલું user name જ લખવું છે એટલે એની અંદર આપડે લખી દેઇશુ user name ત્યાર પછી આપણે આ લેબલ ને કરવું છે password ને આપડે password લખીયે અને enter આપી દેઇશુ ત્રીજું લેબલ આપડે અહીંયા માનુએલ માં ભૂલી ગયા છે એ આપણે લખવું છે confirm password આપડે confirm password લખી અને enter આપી દેઇશુ એટલે એ પણ આઇ ગયું આપડે text box ને સેટ કરવા છે એટલે text box માં જતા રાઈશુ ને text box ID આપડે change કરીશુ હવે આગમાં યાદ રાખજો આપડે user name તરીકેની ID already અહીંયા આપેલી છે text user password ને user name એટલા માટે અહિયા આપડ઼ે સામે user name ફરી પાછી ID નથી આપી શકતા એ ટેગ ની વેન્ડર એટલા માટે આપડે અહીંયા વચ્ચે

Password હવે આમાં register ને એ લખીયે તો પણ ચાલશે એટલે confirm password login ની અંદર નથી ઇટા માટે એટલે confirm password લખી દીધું આપડે ત્યાર પછી આપણે button ની અંદર આવતા રેહીએ button ની અંદર પણ આપણ ને ID બનવાની છેને આપણે પેલા લઇ લઇસુ but cancel button છે આપણું enter કરી દેઇશુ jsx class ની અંદર આઇ જયસુ અને user button તરીકે એને સેટ કરી દેઇશુ અને text ની અંદર લખી દેઇશુ આપડે cancel અહીંયા એ લખાઈ જશે આ button પકડીશુ આપડે edit કરિદેસુ but register jsx class તરીકે આપણે user button લઇ લઇસુ text આપડે કરિદેસુ register અને register દેખાશે એટલા step આપડા થયી ગયા હવે આપણે ને છે આપડે એટલે આ ત્રણ sector ને હવે તમને ખ્યાલ આવતો હશે કઈ રીતના થાય છે એટલે આપડે જો અને થોડુંક બંધ કરીં જોઇશુ તો વધારે ખ્યાલ આવશે

આ જે પહેલું section છે એ આપણું status માટે નું છે આટલું છે login માટે નું છે અને આ જે form છે એ register માટે નું છે એ આપણે યાદ રાખીશુ એટલે આટલું સેટ થયી ગયું એટલે પાછા એને સેટ કરી દીધું આપડે body section ની અંદર જાત રેહીએ એટલે ની અંદર જય અને અહિયાં આપણે body section ની અંદર આયી જઈસુ ને આની વચ્ચે cursor રાખીને enter આપીશુ એટલે આપણે અહીંયા સમય જશે એની અંદર આપણ ને

એટલે બે dive tag આપણ ને જોવા મળશે એ બેઓ dive tag ને આપણે ID આપવા માંગીએ છે આપડે પેલાના ID section માં જઈસુ ID equal to general section લખતું નથી

આ વસ્તુ લખી દીધી બીજા બેઓ ની અંદર આયસુ ID કરીશુ ID equal to user section આ section ને આપડે on and off કરવું છે users ત્યારે log થાય જયારે log off થાય તારે હવે ઇટા માટે એને server પેર વાપરવાની જરૂર પડશે એટલે આપણે એને run at server પણ કરવાની જરૂર પડે આપડે run at server કરીશુ run at server અને એને starting ની અંદર visible false કરીશુ visible equal to false એ કરીસું પછી આપણે cursor આપીને એની પાસે જતા રહે આપડે enter આપી અને અહીંયા બેની વચ્ચે આપડે cursor લઇ દીધું અને ત્યાં આપેલા users action visible only if user Log in અત્યારે આપણે એક જ line લખીસું અત્યારે તમે વાઈટ એટલે તમારે જેટલા પણ data જે છે general વ્યક્તિઓ ને બતાવો છે અહિયા આપડે કરી શકીયે બીજા table વગેરે add કરી શકીયે બીજું આખું page add કરી શકીયે

Total section ma aapde ID all ID એની અંદર આપડે enter આપી ફક્ત આટલું લખી દિયે કે Total section એટલે ખ્યાલ આવે કે આ Total section છે હવે save કરી ડેઈ પછી આપણે જોઈએ કે આપણે બધું core નું setting

આપડે અહીંયા લખી દેઇશુ using dot asp dot net dot identity હવે આ જે no identity છે એકદમ latest package છે અને એ પાકે ની અંદર ગણી બધી facility એ લોકો આપેલી છે

એટલે કે વાપરવામાં અહીંયા કેટલા ત્રણ library છે એ આપણે add કર દીધી ત્યાર પછી તે જ nod texter ની અંદર આપણે આ code add કરવાનું છે આપણે પેલા બધો code add કાર્ડીયે અને પછી એની ચર્ચા કરીએ Right આ આપડે બધા code તૈયાર છે એટલે એને ફટાફટ paste કરિદેઉ એજ nod method આપણ ને દેખાય છે એટલે આપણે અહીંયા cursor મૂકી દેસુ અને અહિયાં આપણે paste કરિદેઉ paste કરી લીધા પછી આપણે જે કઈ લાયનો સેટ કરવાની હશે એ સેટ કરસુ ત્યાં પાછી ના step ની અંદર આપડે કય આવીશુ આપડે login button ની અંદર આ લખવાનું છે login પર પણ આપણે લખવાનું છે log out પર પણ લખવાનું છે new user પર પણ આપણે લખવાનું છે ને cancel button પર પણ લખવાનું છે એટલે ચાર button ની પેલા event generate આપણે કાર્ડિયો હવે event generate કરવાનું તમે ખ્યાલ છે કે આપડે default વાળા page ની અંદર જઈસુ design tool માં જતા રાઈશુ એટલે આપડે ચારે ચાર વ્યવસ્થિત દેખાશે એની સાથે સાથે આપણે property ચાલુ કર દેઇશુ એટલે property ની અંદર જેવા આપણે આ login કરીશુ એટલે આપણ ને અહીંયા property ની અંદર આ event દેખાશે event ની જેને આપણે આ click ની ઉપર double click આપી દેઇશુ તો જેઉ double click આપી દેઇશુ એટલે એ automatically આઈ જાસું એટલે આપણી પાછા page ની અંદર જતા રહીએ આપડે full screen કરી દેશે આપણે એની અંદર પણ દેખાય new user માં જતા રાઈશુ એક ની ઉપર આપણે double click આપીશુ એટલે એનું જશે માં પાછા જઈસુ cancel button વાળું પકડીશુ click પર double click આપીશુ એ handler આઇ જશે અને છેલ્લે register વાળું લઇસુ already આપડે event button click કરેલું છે click ની ઉપર આપડે double click એટલે ચારે ચાર handler આપણ ને મળી જાય તે all પર કરી દિયે પાછા આપણે થોડુંક સેટ કર દિયે ચાર જગ્યા મળી કે જેની અંદર આપડે login ની અંદર આપડે એટલો code લખવાનો છે ત્યાર પછી log out માં એટલો code લખવાનો છે

વાળું button છે એના પર click કરવું અને એની property મા જય એના event ની અંદર જઈને event પર આપડે double click આપી દેઈસુ એટલે અહીંયા આપણ ને એનું handler પણ મળી જશે એટલે એ પણ આપણે લખવાનું છે પેલે આપડે અહીંયા જોયું કે આપડે register માટે આટલો code લખવાનો છે ત્યાર પછી આપણે save કરી browser એની પેલા આપડે video બન કરીયે અને આ બધા code અહીંયા paste કરી ડેઈસુ ત્યાર પછી આપણે તો હવે અહીંયા અમે બધો code type કરી દેઇશુ આપણે એને પેલા save all કરી દેસુ અને ત્યાર પછી એને full print પણ કાર્ડીયે પછી આપણે બધા એની ચર્ચા કરીએ પણ એ ચર્ચા કરતા પેહલા default માં જઈસુ એક વખત run કરીને જોઇશુ બારોબાર બધી બાબતો run થાય છે કે નહીં mouse નું જમણી બાજુ નું button click કરીશુ અને vn browser કરીસું એટ્લેજ થોડીક વાર ની અંદર તમને આ રીતે નું page જોવા મળશે એટલે એની અંદર asp dot net identity heading જોવા મળે છે જોવા મળે છે total section જોવા મળે છે બધી બાબતો આપણ ને અહિયાં થી જોવા મળે છે હવે હિયા જોશો આપણી પાસે અત્યારે login form આપડે જોવા મળશે welcome guest અથવા આપણી પાસે કોઈ પણ User નથી કોઈ કેમ કે આપડે પહેલીજ વખત run કરવી છે એટલા માટે હવે new user ની અંદર જઈએ અને new user ની અંદર અહિયાં આપણે user name મારુ અત્યારે user name નાખવું છે હજ્જી અને ત્યાર પછી આપણે password લખીસું one two three four five six ત્યાર પછી confirm પર three four five six સાથે તમે જે કે password આપી દીધો અને ત્યાર પછી આપણે register button ની ઉપર click આપી તો એટલે થોડીક વાર process થશે process ની અંદર બધી Database વગેરે છે બધું બનાવામાં આવશે અને તારાજ આપડે એ બતાવામાં આવે welcome અને log out button આયી જશે અને અહીંયા આપણું આ action પણ ચાલુ થાયી જાય હવે already આપડે running જોઈ રિયા છે પેલા લોગ આઉટ કરીયે

હવે આપણે show table data પર click કરીશુ તો તમને અત્યારે જોવા મળશે કે અત્યારે જે નવું user create કરીએ એ અહીંયા આઇ જાય છે એની ID છે એ પણ એમ આવે છે એજ રીતે અહીંયા password પણ તમે જોશો m twisted આવે છે અહિયાં આપણે જે password one two three છે તમે ઑવ નથી માડતો અને એજ રીતે user name જોશો તો અહીંયા મારુ નામ જોવા મળે છે હવે આપણે આને ચાલુજ રાખીયે ફરી પાછા આપડે default ની અંદર જૈયે ફરકી પાછા આપડે go and browser કરીશું અહિયાં આપડે હવે log in કરવાં માંગતા હોય તો username ની અંદર click કરીને આપડે એટલે અહીં લખીશું password ની અંદર આપડે one two three four five six લખીશું અને log in પર click આપીશું તો આપણને જોવા મળશે કે તરત process થઈ.

અને ઘણી વખત button ની અંદર ગયાં હોય user આપડે પહેલીથી જ બનાવી દીધું છે એટલે આપડે ફરીથી જોતાં નથી ને જો અહિયાથી આપડે cancel button પર click કરી દઇશું તો પાછાં આપડે log in form છે એની અંદર આઈ જઈશું તો આ રીતનું આપડું જે આખું working છે, એ ચાલું થઈ ગયો છે અહીં આપણે જોવા મળે છે.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

આજે આપણે આપણા તહેવારો વિશે ચચાૅ કરીયે. તારો પ્રિય તહેવાર કયો છે.

બરોબર તને ખબર છે તહેવાર કેટલા ટાઈપ ના હોય હે તુ કયારે તહેવાર વિશે જાણવા માળીયો તહેવાર છે ને એ ત્રણ ટાયપ ના હોય એક ઘામિૅક તહેવાર, એક સામાજિક તહેવાર અને રાષ્ટિ્ય તહેવાર